અને એની બાજુમાં બી કોઈ શોપ શોપ આવેલી છે એવું દેખાઈ રહ્યું છે યલો અને બ્લેક કલર ના બલૂન નું ડેકોરેશન --

ચિત્તો દેખાય છે કા તો ટાઇગર દેખાય છે ફેસ ક્લિયર નથી દેખાતો પણ કદાચ ચિત્તો જ છે.

અહ એને એક પેરી કરેલી છે ગ્રીલિંગ કરેલુ છે કે જેથી બાર નીકળી ના શકે.

અને છેક સુધી એકદમ ખુલ્લુ તળાવ જેવુ લાગી રહ્યુ છે.

આ કોઈ સુપરમાર્કેટ છે એ સુપરમાર્કેટ મા આ બધી પ્રોડક્ટ મળે છે.

આ કોઈ પાર્ક એરિયા છે એમાં તમને ચાલવા માટે ની જગ્યા અલગ સાઈડ માં છે અને અંદર બધી ગ્રીનરી લૉન આયેલી છે.

અ ત્યાં વૉકિંગ એરિયા બનાઇલો છે અલગ અને બીજુ બધા ટ્રીઝ ને બધુ એવુ સારુ એવુ પ્લાન્ટ્સ ને બધુ ઉગાડેલુ છે.

અને આગળ બધી લૉન આપેલી છે લૉન મા વોકિંગ બધુ થઇ શકે એવુ લાગી રહ્યુ છે.

ને એવુ સર્વિસ સ્ટેશન છે ટૂકમાં તો ફોર વ્હિલર યા ટૂ વ્હિલર નુ.

આ એસ_બી_આઈ નુ બિલ્ડિંગ છે અને ઉપર બીજુ કઈક આવેલુ છે અને બધા કસ્ટમર લાઇન મા ઉભા હોઇ એવુ દેખાઈ--

આ કોઈ સ્કૂલ કા તો કોઈ કૉલેજ નુ--

આ રાધા-કૃષ્ણની મૂર્તિ છે એમા રેડ કલર નુ પાથરણુ પાથરેલુ છે અને બીજુ પાછળ કોઈ વોલપેપર છે. "

આ આઈસ્ક્રીમ ની દુકાન છે એની અંદર એનું બિલિંગ કાઉન્ટર ને બધું દેખાય છે.

એ બધી જગ્યા ફિટનેસ પોઇન્ટ નુ જીમ નુ કોઇ જ આપેલુ છે એક.

પછી ફાસ્ટ્રેક ની વોચ મળતી હોય એવી એક શોપ છે એટલે બધુ અલગ અલગ આપેલુ છે.

આ એક ગ્રાઉન્ડ છે એમાં બધા ક્રિકેટ રમતા હોય કાં તો વોલીબોલ રમતા હોય એવું દેખાય છે પાછળ બધા બિલ્ડિંગ્સ છે એટલે બધું--

અને ત્યાં કા તો કોઈ એક મોલ હસે એમાં બધા અલગ અલગ પાર્ટ્સ નું હસે પણ એમા આગળ એક જગ્યા છે એક ટ્રીઝ દેખાય છે અને--

એવું લાગી રહ્યું છે અને એમાં બધા જમણવાર માટે વેઇટર્સ બધા ઊભા છે પીરસવા માટે.

ક્લિયર બોર્ડ વંચાય છે અને સ્પેસ ચાલવા માટેનું આગળ બાજુમાં એક લોન છે.

અ કોઇ કદાચ હોલ લાગે છે કે કોઈ છે અને પાછળ પાણીની ટાંકી દેખાય છે.

અને મ એકદમ અંધારું થઈ ગયું છે સૂર્ય આથમી ગયો છે.

અને એકદમ શાંત જગ્યા છે અને પાણીનું વાએ લહેર એકદમ સરસ શાંત--

આ એક બ્રિજ છે બ્રિજ ની નીચે એક નદી જઈ રહી છે નદી દેખાય છે પછી બીજું--

આ એક આવ્યા વાયર નું સ્ટેશન જ્ બાંધ્યું છે એવુ દેખાય છે.

આ કોઈ બેંક છે બેંક ની અંદર કોઈ પબ્લિક નથી દેખાતી.

આમા એક પાર્ક જેવુ દેખાય છે આ પાર્ક મા બધા અ પ્લાન્ટ્સ બના રોપેલા છે ને એક ટ્રી દેખાય છે.

ફિલિંગ આવે છે અને પછી બધુ આજુ બાજુના એટમોસ્ફિયર એમ એકદમ શાંત વાતાવરણ જેવુ દેખાય છે.